પ પરત કરનાર સામાન્ય રીતે શાસ્ત્રીય શાસ્ત્રીય અભિસંધાન ના લાલચા માટે ખોરાક દરમિયાન તરીકે ની ભૂમિકા ભજવે છે જયારે પણ ક્રિયાત્મ્કતા ક્રિયાત્મક અભીસંધાન આંખો દબાવાનો દબાવા થી પ્રતિક્રિયા પ્રાપ્ત કરે છે અને અન્ન પેટીકા અન્ન પેટીકા ઉંદર ના શિક્ષણ માટે ઉપ્લન જયારે જયારે થાય છે નીસે નીશેચક સબ્લમ સામાન્ય રીતે એ સબ્લમ ને સપ્સ્તા થાય છે ઓળખેયે તો નીસેચક સબ્લમ ને

ઉત્સેચક સબ્લમ એટલે પ્રતિક્રિયાની સંભાવના દેખાતું સામનો લાગતી પ્રતિક્રિયા દોર તથા ઉદીપક કારક અભિસંધાન ને પ્રયોગ ઉત્સેચક સબ્લમ માં બાળક સારી રીતે વ્યક્તિનું પ્રતિક્રિયાને સંભાવના ઉડાડવા માટ કરવામાં આવે છે અભિસંધાન ના કારીસ્ત અભિસંધાન માં તેઓ સમસ્યા પેટી ના હાથ દબાવાથી ઉંદર ઇલેકટીક્ પલકમાંથી હાશ મેળવી સકે એવો સ્પષ્ટ પ્રતિક્રિયા માંથી મુક્તિ મેળવવા માટે આટલે બધે આવાની પ્રતિક્રિયા કરે છે મન માં મુજાયેલ હોય કે ઉત્સેચક ઉત્સેચક સબ્લમ ની સતા એ ઉતમ મૂકી શકાય એવી જયારે સબ્લમ ની પ્રતિક્રિયા ઉજડવાથી ઉદારવાની સમભાવના તેમાં હોય છે પ્રતિક્રિયાતમક તેમાંને છેવટે ઉંદર બાર સબ્લમ નો બે સબ્લમ સમય ગાળો કરેના પ્રક્રિયા વગેરે લાવી સમયે લાવી રહ્યા અભિસંધાન માં સબ્લમ અસરકારક અંગે એક જ કારણો લાવી અ નો પણ શિક્ષણ ની પ્રતિક્રિયા મુક્તતા એટલે વિલોપન એકવાર અભિસંધાન અભીસંધિત થયેલા પ્રતિક્રિયા પર વારંવાર કરે છે છતાં પણ તેને સબ્લમ આવાનો એક અવસર બંધ કરવામાં આવે છે

હા, ખરીદ્યો હતો ને સાહેબ, ત્રણ સપ્ટેમ્બરે.

હમ બરાબર સાહેબ. એટલે તમે તમારે મોબાઈલનું ફિડબેક જોઈએ કે મેં કેવી રીતે વાપર્યો ને મને શું શું તકલીફ પડી ને શું શું સારું લાગ્યું? બરાબર ને? એટલે એનાંથી મને કઈંક ફાયદો થશે સાહેબ?

બરાબર. એટલે તમારું પ્રોડક્ટ ઇમ્પ્રુવ કરવા માટે તમે અમારા જેવા ક્લાઈન્ટનો ફિડબેક લઈ રહ્યાં છો. બરાબર ને સાહેબ?

આઉટલૂક બરાબર છે, પણ જે એમ એના કોર્નર છેને ઇ વધાર શાર્પ છે. એટલે અગર ઇ જો કદાચ થોડા બેન્ડ હોતને, કોર્નર, તો વધાર સારું હોત. કેમ કે અગર હાથ માંથી પડી જાય તો, કોર્નર, તૂટી જાય છે એવું થાય. હા સર. હા સર. એટલે કોક વાર હાથને અડી જાય તો થોડું થઇ જાય. બાકી જો મૈન તો ઇજ છે કે પડી ગ્યો, તો ઇ કોર્નર થોડો મતલબ પેલો સ્ક્રેચ આવી જાય કોર્નર ઉપર. હમ બરાબર. સાર સારું છે ઓવરઓલ પરફોર્મન્સ, બજેટ પ્રમાણે સારું છે પણ જયારે પણ ગેમ બધા રમીયે તો એટલી એટલું ગેમ માટેનું સારું નથી બાકી મૂવી જોવા માટે વગેરા સાધન, અ એપ્લિકેશન યુસ કરવા માટે સારું છે.

હા બજેટ પ્રમાણે ઓવરઓલ સારી છે.

હું વધારતું લાવા યુસ કરું છુ એમ કવ, તો થોડું બધું લાગે છે કે અવાજ ફાટે છે બેઝ બરાબર આપતો નથી એવું થાય છે. હા મને એવું લાગે છે કે સ્પીકરમાં ઈશુ છે બરાબર. અ ક્વાલિટી એ પ્રમાણે અ જે પ્રમાણે એડ્વર્ટાઇઝમેન્ટમાં હતું એ પ્રમાણે તો નઈ અને બીજા પણ મોબાઈલથી કંપેર કરીયે એ બજેટના અંદર તો સાઉન્ડ સિસ્ટમ એટલો બધો સારો ન કેવાય, એવરેજ કઈ શકીયે આપડે.

બરાબર છે. અને હું એક વાર નજીકના સર્વિસ સ્ટોર ઉપર જઈને બતાઈ દઈશ. જો અગર ઇન્ટરનલ કૈક પ્રોબ્લમ હશે. તો ચાલી જશે.

હા ઓવરઓલ ચાર્જિંગ જેસે અમને એના અંદર હૈ કે પાવર ચરિંગ હૈ બરાબર. સુપર ચાર્જર છે પણ એ પ્રમાણે એટલું બધું ફાસ્ટ થતું નઈ એટલે ઈમ્પ્રોવાઇઝેશન તો અ થઇ શકે છે એના અંદર પણ. હ, બે બે થી અઢી કલાક જેવો સમય લાગે છે.

ના હિતની વગેરની પ્રોબ્લમ નઈ, કૂલિંગ સિસ્ટમ જે છે એ બરાબર છે. બાકી થોડાક બેક કવરના કારણે પણ ન લાગતું હોય બાકી અત્યાર સુધી મને લાગ્યું નથી કે વધારે હિટ મારે મોબાઈલ

એમ તો લાઇ લાઈટ યુઝજ છે, કઈ વધારે હૈ નઈ. પણ, મારે તો યુઝઅલી મિટિંગ વગેરા હોય તો હું મોબાઈલથી જ અટેન્ડ કરતો હોવ છુ. ગૂગલ મીટ એમાં વિડિઓ કોલ પણ ચાલતા હોય. એટલે બીજો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ યુઝ નથી કોઈક વાર ગેમ પણ રમીયે છે

ના એવું કોઈ અત્યાર સુધી અજી તો મ મહિનો થયો હો, મહિને દોડ મહિનો એટલે અત્યારે તો ચાર જીબી રોમ એટલે કૈક અટકતું હૈ નઈ. પણ જેમ સ્ટોર વધશે એટલે કદાચ એવું પોસીબ્લિટી છે કે અટકી શકે. ના હાલે હાલ તો કસુ થતું નઈ, હાલ તો બરોબર કામ કરે છે.

ના સ્ટોરેજ તો ચોસઠ GB બરાબર છે. ચાર GB સાથે ચોસઠ GB હોય તો બરાબરજ

હા વર્કિંગમાં કઈ ઇશુ નથી. થોડો ડિસ્પ્લેના કોર્નરનો ઇશુ છે, બેટ્રીનો ઇશુ છે, સ્પીકરનો ઇશુ છે.

બરાબર બરાબર તમે હા પુશ સર્વિસીસ તો સારી છે તમારી. બરાબર બાકી ઓવરઑલ હું આ મોબાઈલને રેટિંગ આપું તો દસમાંથી જો મને આપવાનું કીધું હોય તો હું છ આપું બરાબર. કેમકે એના અંદર એકજ ઇશુ હૈ જે અપડે આજુ ડિસ્કસ કર્યો નથી, કેમેરાનો ઇશુ છે. બરાબર. અવે કેમેરો, એના અંદર જે સેલ્ફી કેમેરા છે ફ્રન્ટનો, ઈ ઈ તેર મેગાપિક્સલ છે. બરાબર તેર મેગાપિક્સલ છે. પણ એટલો બધો સારો નથી. એમ એટલી ક્લિયર ઈમેજ નથી આવતી, જેવામેં બીજા પણ મોબાઈલ વાપ્ર્યાં છે, જેના અંદર દસ બાર મેગાપિક્સલના કેમેરા પણ સારી ઈમેજીસ આપે છે બરાબર. એટલે અ જે ફ્રન્ટ કેમેરો છે એની ક્વોલિટી બૌ પુઅર છે. એટલે ઈ તમાએ ચેન્જ કરી શકો ય ઈમ્પ્રુવ કરી શકો તો સારું રેસે. હમ બરાબર હમ

ને ક્લિક કર્યા પછી પણ એના અંદર પાંચથી સાત સેકન્ડ લાગે છે ક્યારેક ક્યારેક

ના ના એ એવું કઈ ટાઈમર મૂકેલું નથી, ટાઈમરની એટલી તો ખબર પડે. પણ ઈ પ્રોસેસીંગ ટાઈમજ છે.

હા બાકી જે એલ એસેસ્રિસ આપી હૈ, જૈસે ઈયરફોન આપ્યા છે ચાર્જર આપ્યું છે બરાબર, તો ચાર્જરનું તો મેં તમને કીધું કે બૌ સ્લો કામ કરે છે એટલે કદાચ અંદર ટ્રાન્સ્ફોર્મે ટ્રાન્સફોર્મરની ય કોઈ પણ એરર હોય ઇશુ હોય શકે છે. બરાબર અને ઈયરફોનની ક્વોલિટી ઠીક છે. પણ એટલું કોય જે હૈ એ છે કે એટલું નથી.

વર્તનમાં થતુ પરિવર્તન કોઈપણ બાબતનુંં શિક્ષણ ત્યારે જ કહેવાય જ્યારે પહેલા જે વર્તન હતુ એમાં પરિવર્તન જોવા મળે દાખલા તરીકે બાળકને જ્યારે પહેલી વાર સાઈકલ ચલાવતા આવડતુ ન હોય એટલે જેવો સાઈકલ પર બેસી સાઈકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે આમ વારંવાર પ્રયત્નો કરતા કરતા તેને ધીરે ધીરે સાઈકલ પર balance રાખતા અને પડેલ મારવા સાથે આગળ વધતા આવડી જાય છે આમ વારંવાર મહાવરો કરવાથી તે સાઈકલ ચલાવી શકે છે આમ આ ઉદાહરણ શિક્ષણ એ વર્તનમાં થતુ પરિવર્તન છે એ સ્પષ્ટ કરે છે સાપેક્ષ કાયમી પરિવર્તન સામાન્ય રીતે આપણે લીધેલુ મોટા ભાગનું શિક્ષણ સ્થાયી અથવા ઘણા લાંબા સમય સુધી ટકી રહેનારુ હોય છે આ સંદર્ભમાં અગાઉ સમજ મેળવી જ છે કે થાક, ઈજા અને કેફી દ્રવ્યને કારણે અલ્પજીવી કે પરિસ્થિતિગત થયેલા ટૂંકાગાળાના ફેરફારો એ શિક્ષણ નથી જ અગાઉના ઉદાહરણને યાદ કરીએ તો થાક ઉતરી જવાથી કે પછી પગનું હાડકું સંધાવાથી વ્યક્તિ સામાન્ય રીતે ચાલી શકે છે, માટે તે શિક્ષણ નથી આમ વ્યક્તિના વર્તનમાં તત્કાલીન, હંગામી અને અસ્થાયી પરિ પરિવર્તનોને મનોવૈજ્ઞાનિક શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પરંતુ પ્રાણી કે વ્યક્તિના વર્તનમાં થતા દીર્ઘકાલીન અને સાપેક્ષ કાયમી હોય તેવા પરિવર્તનોને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે આગળના ઉદાહરણના સંદર્ભમાં સમજીએ તો બાળકને જ્યારે પહેલી વાર સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરે ત્યારે પડી જાય છે પરંતુ થોડા દિવસોના મહાવરા પછી પોતાની શાળામાં જાતે સાયકલ ચલાવી જતાં શીખી જાય છે જેને સાપેક્ષ કાયમી ફેરફાર કહેવાય છે આપણે કેવી રીતે શીખીએ છીએ? શિક્ષણ વિશેના પ્રારંભિક ખ્યાલો મેળવ્યા પછી મુખ્ય પ્રશ્ન એ થાય કે પ્રાણી કે માનવી કોઈપણ બાબતનું શિક્ષણ મેળવે છે કેવી રીતે? આ પ્રશ્નએ અનેક વિદ્વાન વૈજ્ઞાનિકોને સંશોધન માટેની પ્રેરણા પૂરી પાડી છે આના અનુસંધાનમાં થયેલા કેટલાક સંશોધનો અને પ્રયોગો માનવી અને પ્રાણીની શિક્ષણ પ્રાપ્ત કરવાની તરાહો વિશેની માહિતી પૂરી પાડે છે અનેકવિધ સંશોધનોને અંતે શિક્ષણ પ્રાપ્ત કરવાની વિવિધ તરાહોમાંથી મુખ્યત્વે ચાર તરાહોની ચર્ચા આપણે કરીશું એક અનુકરણ દ્વારા શિક્ષણ માનવબાળ હોય કે પ્રાણી મોટાભાગનું શિક્ષણ અનુકરણ દ્વારા જ મેળવે છે અનુકરણ દ્વારા મેળવેલ શિક્ષણ અવલોકનાત્મક શિક્ષણ કે જે સામાજિક શિક્ષણ પણ કહેવાય છે કારણકે શિક્ષણ માટે જરૂરી એવા અનુકરણનો મુખ્ય આધાર છે અવલોકન વ્યક્તિ પોતાની આસપાસના સામાજિક પર્યાવરણમાંથી અવલોકન કરી અનુકરણ કરતી જોવા મળે છે દાખલા તરીકે માતા પિતા સાથે scooter પર ફરવા જતુ બાળક ઘરે પોતાની tricycle ફેરવતા ફેરવતા એક જગ્યાએ tricycle ઊભી રાખી તેમાં petrol પુરાવવા માટે, ત્યાં પડેલી હવા ભરવાના pump ની tube ને પોતાની સાયકલની seat પર લગાવી થોડીવારે પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને આપવાનો અભિનય કરે તે અનુકરણાત્મક શિક્ષણનું જ ઉદાહરણ છે એકથી સવા વર્ષનું બાળક કાને mobile phone રાખતુ જોવા મળે છે તે અનુકરણાત્મક શિક્ષણનું જ ઉદાહરણ છે રોજબરોજના જીવનમાં આવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે આ તમામ પ્રકારનુંં શિક્ષણ વ્યક્તિ સમાજમાંથી મેળવતી હોવાથી અનુકરણાત્મક શિક્ષકને સામાજિક શિક્ષણ પણ કહેવાય છે નાની બાળકીઓ television પર અનેક અભિનેત્રીઓ તથા પ્રખ્યાત વ્યક્તિઓને ચોક્કસ પ્રકારના પ્રસાધનો અને fashionable કપડા વાપરતા જોઈને તે પ્રકારના પ્રસાધનો અને કપડાનો ઉપયોગ કરે તો તેને નમૂનારૂપ અથવા modelling શિક્ષણ પણ કહેવામાં વિધાયક પ્રબલન જે પ્રબલન વિધેયની શીખેલી પ્રતિક્રિયાને વારંંવાર કરવા પ્રેરીને પ્રતિક્રિયાને દ્રઢ બનાવે તેને વિધાયક પ્રબલન કહે છે વિધાયક પ્રબલન પૂરું પાડવાથી વિધેયે શીખેલી પ્રતિક્રિયાની પ્રબળતા વધે છે સ્કિનરના મતે પ્રતિક્રિયાની વારંવાર વધારનારુ પ્રતિક્રિયા બાદ રજુ કરાતું ઉદ્દીપક એટલે વિધાયક પ્રબલન દાખલા તરીકે માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું homework કરી લે તો માતા તેને chocolate આપે છે અહીં chocolate એ બાળક માટે વિધાયક પ્રબલન છે નિષેધક પ્રબલન સામાન્ય રીતે વિધાયક પ્રબલનને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ તો નિષેધક પ્રબલનને શિક્ષા તરીકે ગણી શકાય પરંતુ સ્કિનરના મતે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી નિષેધક પ્રબલન એટલે પ્રતિક્રિયાની સંભાવના વધારનારુ અને પ્રતિક્રિયા બાદ દુર કરાતુ ઉદ્દીપક મારો અવાજ આવે છે? હા. વાત કરતા પહેલા તો અત્યારે હું તો મારું કામ કરી રહ્યો હતો. કારણ કે હું અત્યારે તો લખી રહ્યો હતો. મારે જે reading કરવાનું હોય તે અત્યારે લખી રહ્યો હતો. પછી અત્યારે ચાલુ થયું છે એટલે તમારી સાથે વાત કરું છું. અત્યારે તો મારે job નો time છે. job મતલબ હું અત્યારે job માં છું. અત્યારે મારે લખવાનો મતલબ છે કે અત્યારે હું from માં એમ મતલબ અત્યારે customer સાથે વાત કરતો હતો આની પહેલા. ત્યારે મહત્વના જે point હતા તે હું મારા ચોપડીમાં લખતો હતો. જે મને કઈ યાદ નહતું રહેતું. તેના માટે હું મહત્વના point લખતો હતો. મારા જે main જે વ્યક્તિ છે તેમણે કીધું હતું આ number collect કરી લેવાના છે. જે જે problem વધારે હોય તો તે હું number collect કરતો હતો. મતલબ number લખી રહ્યો હતો. તમે અત્યારે શું કરતા હતા પહેલા? okay તમે નાના હતા મતલબ ત્યારે તમે તો cricket તો વધારે રમેલી છે. પણ તમે જે school માં ભણતા હતાં. ત્યાંના તમને કોઈ શિક્ષકની અત્યારે યાદ આવે છે? મતલબ કોઈ શિક્ષક તમારે વધારે? સારું લાગતું હોય જેમ કે કોઈ બીજા વિ~ વિષયનું હોય ગુજરાતી, ગણિત જે કોઈ વધારે શિક્ષક સારું લાગતું હતું અથવા તો કોઈ શિક્ષક તમે ઝઘડો થયેલો હતો પેલા? તમારે સ્ક તમારે school નો time શું હતો?

મારે તો જ્યારે હું અગિયાર અને બારમાં ભણતો ત્યારે મારે school નો time હતો અગિયારથી પાંચનો. સવારે તો હું વેહલા ઉઠી જાતો હતો. ત્યાર બાદ હું મારું જે લેસન હતું તે પૂરું કરી દેતો હતો. પછી હું જમવા બેસી જાતો તો. પછી હું tiffin લઇને school એ આવતો હતો. પછી અગિયારથી મને એ school તો મને એમ વધારે ગમતી હતી. અગિયારથી પાંચનો મારે time હતો. best time વધારે સારો time હતો. પાંચ વાગે હું ઘરે છૂટીને પાછો ઘરે જાતો હતો. મને ત્યારે મતલબ જયારે school છૂટતી હતી ત્યારે બહુ મજા આવતી હતી. ના, school ની સાથે તો હું tuition નથી કરતો હતો. ખાલી મેં ખાલી મેં દસમાં મારે એક board હતું. તેમાં મેં tuition કરેલું છે. કારણ કે board માં વધારે tough paper છે વધારે અઘરા paper આવે છે. તેના માટે ખાલી મેં દસમાં માં ખાલી tuition કર્યુ હતું. બીજા બધા ધોરણમાં મેં અલગથી કોઈ tuition કરેલું નથી. દસમાં ધોરણમાં મારે તો સાઈઠ ટકા આવ્યા હતા. કારણ કે મેં થોડીક વધારે કારણ કે દસમું તો મેં વધારે મગજ ઉપર લીધું નતું. મેં વધારે તો વાંચ્યું જ નતું.

દસમાં તો મને કંઈ ખબર જ નતી કે board માં આટલું બધું અઘરું આવે છે કે મેં exam આપી હતી તો પણ સારા ટકા આવ્યા હતા. સાઈઠ ટકા.

કોરોનાના કારણે mass promotion થઇ ગયું. પણ એમાં કોઈ exam દેવાની નહિ. કારણ કે exam દેવાનો મને શોખ હતો. કારણ કે મારું સારું મતલબ સારો subject અમ account નો હતો. જેમ કે આંકડાશાસ્ત્ર છે. અમ account છે, ગુજરાતી છે. paper દેવાનો તો મોકોના મળ્યો mass promotion ના કારણે. મેં તો commerce કરેલું છે. અગિયાર-બાર તો મેં commerce કરેલું છે. એના માટે તો હું BCom જ રાખવા માંગીશ. કારણ કે commerce કરવા માટે તેને BCom ફરજીયાત કરવું જ પડે છે. મારા અંદાજ પ્રમાણેની વાત કરું છું. BCom માં મને જે તે subject પેલા જેવા જ subject મળી જશે. તેના માટે મને અઘરું નઈ લાગે. BCom પછી BCom કર્યા પછી સાથે job પણ કરીશ. મતલબ કરું છું અત્યારે. job માં પણ સારું ધ્યાન આપીશ ને તેમાં પરીક્ષામાં પણ સારું ધ્યાન આપીને અમ સારા ટકા એ pass થઈશ. તમે મતલબ commerce લીધું હતું કે arts લીધું હતું કે science લીધું હતું? તમે જ્યારે નાનાં હતા મતલબ normally આમ સાવ સારી બધી game છે અત્યારે તો. મતલબ cricket ને એ બધા એ બધું આહ કબ્બડીને બધું રમતા હોય છે. તમે કોઈ પેલી game રમેલી છે? મોઇ દંડો? મારા હિસાબથી તમને ખબર પડી ગઈ હશે મોઈ દંડો છે. ગુજરાતીમાં કઈ એ તો છે. એ બધું રમતા હતાં તમે? મારી તો અત્યારે તો cricket તો મારી મનપસંદ game છે. ને cricket તો હું ગમે ત્યા મતલબ વધારે જોતો હોવ છું. cricket તો મારી પહેલા number ની game છે. મને cricket રમવું પણ વધારે પસંદ છે. હું જ્યારે નાનો હતો ત્યારે cricket જ વધારે રમતો હતો. અને batting જ વધારે મતલબ વધારે કરતો હતો. bowling તો હું કરતો નતો અને fielding તો હું કરતો જ નતો. batting કરીને હું ઘરે વહ્યો જાતો હતો. તો તમારી સાથે આ મતલબ

okay મતલબ તમે અત્યારે BCom કરીને પછી તમારે job સાથે કરવા માગો છો. મતલબ તમે ક્યારે કોઈ travel માં કોઈ જવા માંગો છો? મુસાફરીમાં તમે? મતલબ આમ future ભવિષ્યમાં કોઈ જવા માંગતા હોય? મારે તો એક plan છે. મારે તો રાજસ્થાન જવાનો plan છે. બીજો તો કોઈ plan નથી. જે મારું સપનું છે રાજસ્થાન જવાનું. તો બે-ત્રણ વર્ષ પછી અમે જવાનો વિચાર છે. તમારે કોઈ એવું સપનું છે કઈ જવાનું કે એમ? તમે જ્યારે નાના હતા ત્યારે તમારે કોઈ સપનું હતું? જેમ કે મારે મોટો થઇને doctor બનવું છે, engineering બનવું છે, વકીલ બનવું છે. એવું કઈ સપનું હતું તમારે? મારે માર~ મારે તો કોઈ સપનું નતું. મારે તો ખાલી એક જ સપનું હતું કે અમ મતલબ બાર પાસ થઇને job કરવાની છે સારી. ને job માં તે મારે મહેનત કરીને મારી જે post છે તેને આગળ વધારવાની છે. તે જ મારું સપનું હતું. બીજું કોઈ doctor બનવાનું અથવા તો કોઈ વકીલ બનવાનું કોઈ સપનું નતું. તમારી family માં તમને મતલબ માતા-પિતાને કઈ એવું લાગતું હતુ કે આ doctor બનાવાનો છે કે વકીલ બનાવાનો કે તમારે જ નતું બનવું? બોટાદમાં તમે પહેલા રહેતા હતા તો ત્યાં ત્યાંના friend મતલબ તમને હજી યાદ કરે છે તમે એમને યાદ કરો છો અત્યારે?

ના. મારે પણ એવું નઈ થયું. કારણ કે મારા friend સાથે મતલબ મારા friend તો વધારે હતા. ને મારે બીજા શહેરમાં પણ વધારે friend હતા. પણ મારી સાથે મતલબ વાત પણ કરે છે. friend માને છે કે આગળ વધતા હોય તો વધવા દેવાનું હોય છે. મારા friends પણ કેટલા અમદાવાદ છે. અમ મતલબ રાજસ્થાન પણ ગયા છે. બીજે બીજે રાજ્ય પણ ગયા છે. તો job કરવા માટે બધાને આગળ વધવું હોય તો આગળ બહાર નીકળ્યું પડે છે. તમારા માટે આ મતલબ શું લાગે છે? આગળ મતલબ વધવું હોય બહાર નીકળવું જ પડે છે કે તે ને તે ગામમાં આગળ વધી શકાય છે? કે તમે મતલબ શહેર જવા માટે ક્યાં વાહન ઉપર વધારે મુસાફરી કરી છે? જેમ કે મેં તો અત્યાર લગીમાં કરી છે car માં કરી છે. train માં કરી છે. મતલબ તમે કોઈ અમ મતલબ બીજા રાજ્યમાં ગયા હોય તો તમે કોઈ aeroplane માં એમ કોઈ મુસાફરી કરી છે? તમારા પ્રમાણે તમને શું લાગે છે કે bus માં સારું છે કે train મા સારું છે? મતલબ મુસાફરી વધારે શેમાં bus માં કે train માં? મારા મુજબ કહું છું. આહ મતલબ train માં વધારે સારી છે. કારણ કે હું જ્યારે bus માં મુસાફરી કરું છું ત્યારે મને ઉલટી જેવું થવા માંડે છે તેના માટે. તમારા મુજબ તમને શું લાગે છે? okay અત્યારે તો મતલબ તહેવારની વાત કરું છું. ઉતરાયણ આવે છે. તમે ઉતરાયણમાં નાના હતા ત્યારે કોઈ પતંગ ઉડાડતા હતા અથવા તો તમને ઉતરાયણનો તહેવાર વધારે સારો લાગતો હતો? હા. ઉતરાયણ તો મારો મનપસંદ તહેવાર છે. જ્યારે હું મતલબ ઉતરાયણ આવે છે ત્યારે બે દિવસથી ને જ તે હું બધી તૈયારી કરીને રાખું છું. પછી હું સવારે વહેલા ઉઠીને છત પર જઇને પતંગ પણ ચગાવું છું. ચીક્કી બધું ખાવ છું. શેરડી તો વધારે મારી favourite છે. શેરડી પણ હું ખાઉં છું. તમને મતલબ તમે ઉતરાયણમાં શું શું ખાઓ છો?

મારે તો અત્યારે ઘરમાં તો પાંચ family members છે. એમાં મારા જે પપ્પા છે તે પણ અત્યારે તો નોકરી જ કરે છે. મમ્મી તો ઘર ચલાવે છે. મતલબ ઘર કામને એ બધામાં ધ્યાન આપે છે. ને મારો ભાઈ પણ છે મોટો. ભાઈ પણ છે બાવીશ-તેવીશ વરસનો છે. ને મારી બેન પણ છે. તેના પણ લગ્ન થઇ ગયા છે. અને મારા જીજાજી છે તે સારી job માં કામ કરે છે.

મારા જીજાજીને પણ english વાળી જ job છે. તેમાં એક call center નું જ છે. જેમાં વાત કરું તો તેમાં બધી job થાય છે. job કરે છે તે માટે. ને મતલબ તમારે હવે તમારે પણ આ તે job માં મતલબ તમારે કરવાની છે કે તમે કોઈ મતલબ આનાથી વધારે મહેનત કરીને આગળ વધવા ઈચ્છો છો? મારા મારા માટે તો આ સારી job છે. હું ત્યાં જ job જ માગું છું કારણ કે આ job થી હું મારું future ભવિષ્ય આગળ વધારીશ. આમાં હું સારી રીતે કામ કરીશ. આમાંથી હું મારી post પણ આગળ વધારીશ. ને મતલબ આમાં તે હું job કરવા માંગુ છું. તમે જ્યારે નાના હતા ત્યારે તમે TV જોતા હતા? તમે જોતા તો હશો જ ત્યારે તમે કયું cartoon તમે જોતા હતા? કારણ કે હું જ્યારે નાનો હતો ત્યારે મારું મનપસંદનું cartoon જોતો હતો. છોટા ભીમ હતું. જેમ કે નાના-નાના cartoon જોતો હતો હું. serial જોતો હતો. serial માં તો મારી funny serial છે તારક મહેતા કા ઉલટા ચશ્મા જે હું અત્યારે પણ જોઉં છું. ક્યારેક મને time મળે છે ત્યારે હું phone માં પણ જોઈ લઉં છું. તમારે આ તારક મહેતા કા કોઈ દિવસ જોઈ છે? મતલબ તમારે અત્યારે કોઈ અમ મતલબ free time માં જોવો છો કે એ પણ સાવ મૂકી દીધી છે તારક મહેતા કા જોવાનું? અત્યારે તો તમારી પાસે time હોય છે. તો તે time માં તમે શુ કરો છો? મતલબ job નો time પૂરો થઇ જાય પછી તમને time મળતો હશે તો તે time માં તમે કોઈ મતલબ cooking એ બધું શીખો છો કે કોઈ ઘર કામમાં મતલબ કોઈ મમ્મીની help કરવો છો? મદદ કરો છો કે કોઈ તમે અમ બીજું કોઈ અલગથી કોઈ કામ કરો? બીજું કઈ શીખો છો કઈ? મારે પણ સરખું જ છે. મારે પણ સવાર મતલબ રાત્રે થોડો time મળે છે. પણ હું થોડું મતલબ phone use કરી લઉ છું. પછી હું સુઈ જાવ છું તરત જ તે હું સ~ સાડા અગિયારે-બાર વાગે સુઈ જાવ છું? મતલબ તમે અત્યારે જે job કરવા માંગો sorry અત્યારે તમે મતલબ college કરવા માંગો છો? college તમે કેમ ગુજરાત college માં જ કરવા માંગો છો? કેમ બીજે નહિ ગુજરાત college માં શું fees અમ સારી મતલબ ઓછી છે કે વધારે છે? કારણ કે મારે પણ job કર college કરવી છે તેના માટે. તમે અત્યારે જે youtube જોવો છો youtube માં તમારે કોઈ મનપસંદ youtuber છે જે game માં હોય કે બીજા કોઈ work માં હોય? હું તો જ્યારે youtube જોવું છું ત્યારે હું તો વધારે gamming ના જ અમ video જોતો હોય છે. મારી મન~ મનપસંદ channel છે total gaming જે total gaming ને અત્યારે તો મારા અંદાજ પ્રમાણે ત્રણ કે સાડી ત્રણસો મતલબ sorry ત્રણ કરોડ something subscriber છે. ને તેનું તો અત્યારે તો face reveal પણ નથી કર્યું. મારા અંદાજ પ્રમાણથી તો અત્યારે અમદાવાદમાં રહે છે. તમારે મતલબ અમ તમે જે બે channel કીધી છે તેના subscriber કેટલા છે? તે તમે અત્યારે job કરો છો? job માં કોઈ તમારા સારા મિત્ર બન્યા છે? કારણ કે આખું city કે મતલબ શહેર તમે બીજા શહેરથી અહિયાં આવ્યા છો તો ત્યાં મિત્ર સારા બન્યા છે? મિત્ર સારા છે? અત્યારે તો હું તો જ્યાં job કરું ત્યાંના તો મારા મિત્ર પણ સારા છે. બધામાં મદદ પણ કરે છે. જયારે break time હોય છે ત્યારે અમે ખાવા પણ સાથે જઈએ છીએ. અમારા જે senior જે છે તે પણ સારા છે. સારી information આપે છે. તેનાથી મતલબ તે job થી મને વધારે અમ શીખવા પણ મળે છે. અને હું આ તે job માં વધારે continue કરવા માંગુ છું. હવે તમે આગળ વધારવા માંગો છો. મતલબ તમે હવે તો તમારે બાવીશ-તેવીશ વર્ષની ઉંમર થઇ ગઈ છે. મતલબ તમે આગળ વધશો જેમ કે તમારે ત્રીસ વર્ષની થઇ છે, ચાળીસ વર્ષની થઇ છે, પચાસ વર્ષની ઉંમર થશે. પણ આગળ કઈ તમે કઈ નવીન તમારે કરવું હોય તો તમે job તો કરવાનો જ છો. એતો તમે કીધું job સાથે કોઈ બીજું કરવા માંગો છો અલગથી કોઈ કામ? મારે તો હું અત્યારે તો મેં તમને કીધું job સાથે હું college પણ કરીશ. પછી જેમ મને થોડો સમય મળશે એમાં તો મારા પિતાને હું help પણ કરાવીશ. અત્યારે મારા પિતા fruit નું કરે છે. તો fruit માં help પણ કરાવીશ અને તેનો ધંધો આગળ વધારીશ એ તમે મતલબ તમે જ્યારે નાના હતા ત્યારે તમે કોઈ એવી game રમેલી છે જેનાથી તમને વધારે મજા આવે? જેમ કે હું તો પેલા રમતો હતો જેમ કે ત્રણ-ચાર જણા હતા. તેના સાથે હું મોઈ દંડો પછી છે લેગ્યુ છે જેમ કે અમ રૂમાલ ઓલી મને વધારે નામ તો નથી ખબર પણ વધારે game રમેલી છે તેવી કોઈ મનપસંદ તમે game તમે રમતા હોય તો? કોઈ તમારી સાથે વધારે હોય વધારે funny કર્યા હોય તેવું કોઈ scenes બન્યું છે? તમે અત્યારે શહેર છોડ્યું છે તો કોઈ મામાના મતલબ મામાના છોકરા હોય, કોઈ માસાના છોકરા હોય. તેમની યાદ નથી આવતી તમને તમે પહેલા બેસવા જતા હશો? અત્યારે તો તમારે city આખું ફરી ગયું છે તો એમની યાદ આવે છે કે નઈ?

બાર પછી મેં એક બે મહિના ત્યાં job પણ કરેલી છે દુકાનમાં. ત્યારે મને સાવ ઓછો પગાર મળવાથી પછી હું ત્યાં કામ નતો કરતો. ત્યાં ઓછા પગારને કારણે આ મતલબ શહેર છોડવું પડ્યું.